limpopo માં થયો હતો. અને તેનો ઉછેર માં થયો હતો ને તેઓનું સપનું હતું. entrepreneurship એ ઉત્પાદન ના પરિબળને આપવામાં આવેલું નામ છે. જે entrepreneurship ના કાર્યો કરશે enterprise ના sorry enterprise ના કામ કરે છે. અર્થશાસ્ત્રમાં જમીન શ્રમ મૂડી સંગઠન અને enterprise એ પાંચ પરિબળો છે એ તમામ ઉત્પાદન પ્રવૃતિઓનો આધાર માનવામાં આવે છે વ્યાપક ખર્ચ માં ઉધ્યોગ સાહસિકતા એ એક ઉધ્યોગ સાહસિક દ્વારા તેના enterprise ની સ્થાપના માટે હાથ ધરાવવામાં આવેલી કાર્યવાહીની પ્રક્રિયા તરીકે ગણી શકાય છે. શકાય તે પર્યાવરણ માટે સર્જનાત્મક અને નવીન પ્રતિભાવ છે ઉધ્યોગ સાહસિકતાને પર્યાવરણ માટે સર્જનાત્મક અને નવીન પ્રતિભાવ તરીકે વર્ણવી શકાય છે આવા પ્રતિભાવો સમાજિક પ્રયોગો ના કોઈ પણ ક્ષેત્ર માં થઈ શકે છે જે વ્યાપાર કૃષિ સમાજિક કાર્ય અને શિક્ષણ વગેરે હોઈ શકે છે ઉધ્યોગ સાહસિક માટે આર્થિક અને રાજકીય વાતાવરણ વિષે ખાસ કરીને સરકારની આર્થિક નીતિઓ અને નાણાકીય તેમજ વાણિજ્યક સંસ્થાઓ વિષે જાણકારી હોવી જરૂરી છે આમ ઉધ્યોગ સહસિક્તાની એક સફળ વ્યાખ્યા એ નવી એ નવી વસ્તુઓ કરવી અથવા એવી વસ્તુઓ કરવી જે પહેલેથીજ નવીરીતે કરવામાં આવી રહી છે ડોક્ટર જે ઈ સટેપેનડકર ના મતે ઉધ્યોગ સાહસ એ જોખમ લેવાની ક્ષમતા છે. સંગઠિત કરવાની ક્ષમતા અને enterprise માં વિવિધતા અને નવીનતાઓ કરવાની ઈચ્છા એગઈન્સન ના મતે ઉધ્યોગ સાહસિકતાનો અર્થ રોકાણ અને ઉત્પાદનના ઉત્પાદનની તક જોવા નવી ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરવા માટે enterprise માં સંગઠિત કરવા મૂડી એકત્રિત કરવી, મજૂરોની ભરતી કરવી, કાચા માલના પુરવઠાની વ્યવસ્થા કરવી site શોધવી નવી તકો અને ની શોધ કરવી ઈ માટે છે. કાચામાલના નવા સ્ત્રોતો અને enterprise ના રોજિંદા સંચાલન માટે ટોચના મેનેજરોની પસંદગી મિત્રો આપણાં દેશમાં હમણાંજ show શરૂ થયો છે shark tank નામે થી આપડે એના ઓળખીએ છીએ જેમાં આપણને entrepreneurship ના ગુણો વિષે ખૂબ સારી માહિતી અને practical entrepreneurship શું છે? એની વિષે પણ આપણને જાણવા મળે છે . આ sony tv પર આવતો program ખૂબ જ મહત્વનો છે જે હું દરેક મિત્રો ને જોવા માટે recommend કરીશ આમ મિત્રોએ મારી વાત ને બ ખૂબ ધ્યાન થી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર thank you જય હિંદ

અવનવા સાહસિકતા એ ઉધ્યોગ સહસિકતા ના ઘણા ગુણો અને લક્ષણો નું પરી પરિણામી મિશ્રણ છે. ઉધ્યોગ સાહસિક દ્વારા તેના વ્યવસિક ઇકો ને વધારવા માટે હાથ ધરવામાં આવતી પ્રક્રિયા તરીકે ઉધ્યોગિક સાહસિકતા ને વ્યાખ્યાયિત કરી શકાય છે. તે નવીનતા અને સર્જનાત્મક ન ન તાનો સમાવેશ કરતી કવાયત છે ઇ ન enterprise ની સ્થાપના તરફ જશે. ઉધ્યોગ સાહસિકતા એ ભારતીય અર્થતંત્રમાં વિશાળ અવકાશના માર્ગો ખોલ્યા છે. આપણો રાષ્ટ્રીય અર્થતંત્ર નાના વહેપાર, ઉધ્યોગ ના વિકાસ માટે સૌથી વધુ અનુકૂળ છે. નાના વહેપારી એકમો નવી સાહસિકતા પ્ર પ્રતિભાવો માટે વ્યવસાયમાં પ્રવેશના માધ્યમો પ્રદાન કરીને ઉધ્યોગ સહસિક્તાને ઉછેરવા અને વિકસાવા માટે વધુ અનુકૂળ માધ્યમ પ્રદાન કરે છે. નાના પાયાના ઉધ્યોગ શ્રમ સાધન છે અને બેરોજ બેરોજગારીની સમસ્યાઓ ને હલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

shark tank માં મહત્વપૂર્ણ બાબત ઉપર ચર્ચા કરવા આવે છે, જેમાં સૌથી વધારે આપણને brand building વિશે ભાર દેવામાં આવે છે. brand building શું છે? એ એના વિશે આપડે આજે વાત કરશું.

હ અને પ્રસ્તુત કરવામાં આવે છે. જેથી લોકોને આ વસ્તુને ઓળખવામાં મદદ મળી શકે છે. કે કોઈ particular વ વસ્તુને એક અલગ નામ આપવાથી તે market માં અલગ રીતે તરી આવે છે. જેથી લોકો એને વિશેષ ઓળખાણના લીધે પેલેથી ઓળ ઓળખી શકે અને તેના ગુણો એમાં ગુણો ને પોતાની રીતે સમજી શકે જેથી ને પણ ફાયદો થાય અને લોકો ને પણ ફાયદો થાય છે. આમ આ entrepreneurship ને પ્રેરણા આપવા માટે ઘણા કાર્યો થઈ રહ્યા છે અને હજી પણ ઘણા કાર્યો થવા જોઈએ. તેની ઔધિક સાહસિકોને પોતાના ઉધ્યોગો ને ચલાવવા નવા ઉધ્યોગઓ શરૂ કરવાની પ્રેરણા મળી શકે. અને એ લોકો ને આવા નવા ઉધ્યોગો સ્થાપવા માટે નાણાં ની જરૂર હોતી હોય છે. તે લોકો ને ખાંડ પણ મળી શકે. venture capitalist દ્વારા આવા ર ઉ આવા ઉધ્યોગ સાહસિકો ને ઓળખી અને એ લોકોને પોતાના રણ નાણાં provide કરવા જોઈએ. જેથી આવા ઉધ્યોગો સ્થપાઈ શકે.

કર્મચારીઓ ને સમયસર શકે એમને શકે અને interest rate ઓછો હોવાના કારણે એ લોકો ને

વું જોઈએ અને હજુ વધારવું જોઈએ જેમકે આપણે shark tank માં જોઈએ છીએ કે અમન ગુપ્તા જે ચાઇના થી માલ લાવતા હતા અને import કરતાં હતા જે લો જેમણે ઈન્ડિયામાં જ પોતાની બ્રાન્ડ ઊભી કરી અને ભારતમાં જ make in india campaign ચાલુ કરી અને boat ને ભારતમાં આટલી મોટી brand બનાવી ને વિદેશોમાં હવે export કરે છે. જેથી આપણે જોઈ શકીએ છીએ કે entrepreneurship માં કેટલા ફાયદાઓ રહેલા છે. થી દેશ ને પણ નુકસાન નથી થતું અને દેશના લોકોને પણ નુકસાન નથી થતું.

bharatpay ના જે founder છે અસનીર ગ્રોવર એ પોતાની આગવી સુજબૂજથી shark tank માં નબળા entrepreneur ઓને ગોતી શકે એટલે એમના ક્ષમતાથી તેથી એ લોકોને shark tank માં પાછા લઈ આવવા જોઈએ એ ભાઈને જેથી નબળા entrepreneur ની ઓળખ ઓળખાણ થઈ શકે કે જે venture capitalist છે એ લોકોના પણ નાણાં બરબાદ ના થાય આવા લોકોમાં રોકીને shark tank માં એક ભાઈ આયાતા તરીકે લઈને જે product હતો. એવા product થી લોકોને સાવધાન રહેવું જોઈએ અને આવા idea ઓથી entrepreneur ને પણ દૂર રહેવું જોઈએ.

કોને એમને પૂરતા fund આવા ઉદાહરણો થી એ પણ સમ સમજમાં આવે છે કે entrepreneur ઓને શું ના કરવું જોઈએ. આપણને એ લોકો તો ઘણા મળી જશે, તમારે શું શું કરવું જોઈએ આંતર ઓછે પણ આ product થી આપણને એ વસ્તુ જાણવા મળી કે આપડે શું શું ના કરવું જોઈએ. જેથી દેશનું જે fund છે એ યોગ્ય જગ્યાએ વળવાની જગ્યાએ આડીઅવળી જગ્યાએ વળવા મંડયું છે. એટલે overall તો દેશને જ નુકશાન જાય છે આવું બધુ થવાથી . એટલે અશનિર ગ્રોવર જે વાત કરે છે થોડીક કડવી લાગે પણ ખરી વાત છે. એટલે હુંતો એમને ખૂબ appreciate કરું છું કે bold રીતે વાત કરે છે આવી હું આપણે બીજા એક વ્યક્તિ ની વાત કરશું આપણે shaadi. com ના જે founder છે અમન ગુપ્તા sorry sorry અનુપમ મિત્તલ sorry હું એ ખુબજ અનુભવી છે ને એમણે ઘણા જ

કે આ નાણાં કયા દિશામાં રોપવા જોઈએ ડોટ ડોટ કોમ ના જે founder છે ઈ પણ ખૂબ ઉદાર વ્યક્તિ છે ઈ emotional છે એટલે ઈ emotionalism માજ ઘણાના

long term નું રોકાણ કરવું જોઈએ short term માં નઈ અને એમાં short term માં ખૂબ risk હોય છે long term જો રોકાણ કરશો તો દેશના અર્થતંત્ર ફાયદો થશે અને લાંબાગાળે

તેથી દેશનો ખૂબ વિકાસ થશે, દેશમાં રોજગારી વધશે, દેશની GDP વધશે, લોકોની સુખાકારી માં વધારો થાશે, જીવનધોરણ ઊંચું જશે, આમ હું share market માં રોકાણ થી તમને પણ ફાયદો થશે, દેશ ને પણ ફાયદો થશે તો આજેજ રોકાણ કરવા બેસતા હો share market નુ આ કોઈ stock market ની એપ નું કરીશ નઈ કારણ કે એ લોકોએ મને કઈ recommendation ની ફી આપેલી નથી એ sponsorship આવશે ત્યારે આપડે એના વિશે પણ વાત કરશું. બીજું હું એવ કેવા માંગીશ

આજે આપણે entrepreneur વિશે જ વાત કરવાની છે એટલે આપણે બીજા topic પર વાત કરશું નઈ. મિત્રો આજ આપણે મને આટલી આટલી શાંતિ થી સાંભળ્યો છે એના બદલ ખૂબ ખૂબ આભાર. જય હિંદ, જય ભારત જે તમને મારો audio સાંભળીને કાઈ મળી હોય અને હોય અને entrepreneur અને મારા effort ને

મકાઇ માં મુલ્ય વર્ધન -મકાઇ એ વિશ્વના મુખ્ય ત્રણ ધાન્ય પાકોમાં નો એક છે. વિશ્વના કુલ ધાન્ય પાકોના ઉત્પાદનનો પાંચમો ભાગ મકાઇ છે. મકાઇનો પાક ખરીફ અને રવિ બન્ને ઋતુમાં થતો પાક છે. મકાઇના ડોડવામાં પિળાણની વખતે ભેજનું પ્રમાણ ચોવિસ થી ત્રીસ ટકા હોવું જોઇએ. મકાઇના ડોડવાની લણણી કર્યા બાદની પ્રક્રિયાઓમાં સુકવણી, ડોડવા પછી ની છાલ ઉતારવાની પ્રક્રિયા, ડોડવામાંથી દાણા કાઢવાની પ્રક્રિયા

રોજગારીની તકો ઉભી કરી શકાય છે. મકાઇમાંથી પણ ઘણી બધી મુલ્યવર્ધક બનાવટો બનાવી શકાય છે. જેમ કે મકાઇનું તેલ,

વગેરે. મકાઇનો ખાધ્ય ખોરાક કે ઔધૌગિક ધોરણે ઉપયોગ કરવા માતે તેના પર કેટલીક પ્રક્રિયાઓ કરવામાં આવે છે. આ પ્રક્રિયાઓમાં ભિન્નતા હોય છે. અને મુખ્યત્વે આ પ્રક્રિયાઓ મકાઇમાંથી બનાવવાતી જુદી-જુદી બનાવટો ઉપર આધાર રાખે છે. નાના પાયે થતી પ્રક્રિયાઓ મકાઇમાં મકાઇ પર કરવામાં આવતી પ્રક્રિયાઓમાં તેને દળીને લોટ મેળવવાની પ્રક્રિયા મુખ્ય છે. મકાઇના દાણાને દળવા માટે હાથ ચક્કી ઘરઘંટીનો ઉપયોગ થાય છે. મકાઇના બીજા ઉપયોગમાં, ઉપયોગોમાં સતુ, ધાણી, મમરા, પૌવા, ચેવડો વગેરેનો સમાવેશ થાય છે. મકાઇના દાણાને શેકીને ધાણી ફોડવામાં આવે છે. શેકેલા મકાઇના દાણા ના કકરા લોટમાંથી સતુ પણ બનાવવામાં આવે છે. મમરા બનાવવા માટે મકાઇના દાણાને એક દિવસ સુધી પાણીમાં પલાળી રાખ્યા બાદ તેને દબાવવામાં આવે છે.

પાણીમાં બોળી સુકવીને અને દાણાને નાના કણોમાં તોડવામાં આવે છે. ત્યારબાદ તેની ફોતરી ઉત-ઉતારીને તેને પાણી-દુધમાં બાફવામાં આવે છે. ઔધૌગિક ધોરણે થતી પ્રક્રિયાઓમાં મકાઇના દાણામાંથી બીજ, ભ્રુણ અને છાલને અલગ કરવા મિલિંગ પ્રક્રિયા કરવામાં આવે છેે. અને ત્યારબાદ તેને દળવાની પ્રક્રિયા કરવામાં આવે છે. ઔધૌગિક ધોરણે મકાઇનું મિલિંગ ભીની પધ્ધતિ અને સુકી પધ્ધતિથી કરવામાં આવે છે. ભીની પધ્ધતિ- આ પધ્ધતિ વડે મળતી મુખ્ય બનાવટોમાં starch, syrup, high food dose syrup, dextrose અને મકાઇ તેલનો સમાવેશ છે. જ્યારે આડ પેદાશોનો ઉપયોગ પશુ આહાર તેમજ અન્ય રીતે થાય છે. starch નો ઉપયોગ સામાન્ય રીતે અન્ય બનાવ- અન્ય બનાવટોને ઘટ્ટ કરવા માટે તેમજ અન્ય ઉધૌગોમાં થાય છે. ખાધ્ય પદાર્થમાં જરુરિયાત મુજબ પરિણામ મેળવવા મકાઇના starch માં યોગ્ય ફેરફાર કરવામાં આવે છે. biscuit, biscuit powder instant mix powder, chocolate, bakery પદાર્થૌ અને ખીરના બનાવટમાં starch વાપરવામાં આવે છે. paper અને textile ઉધ્યોગોમાં પણ starch વપરાય છે.

high food dose corn syrup નો ઉપયોગ મિઠાઇ, bakery, વિવિધ પ્રકારના syrup, પીણા, kechup, અથાણા વગેરે જેવા ઉત્પાદનોમાં થાય છે. dextrose dextrose તરીકે ખુબ જ મોટા પાયે તેનો ઉપયોગ બેકરી પદાર્થોની બનાવટમાં થાય છે. જેમાં યીસ્ટ nutrient નું કાર્ય કરે છે.

મકાઇના તેલનો ઉપયોગ ખાધ્ય તેલ તરીકે તેમજ માર્જેરીનમાં થાય છે. સુકી પધ્ધતિ- આ પધ્ધતિ વડે મળતી બનાવટમાં મેધ મે લોટ અને grit નો સમાવેશ થાય છે. જ્યાર અન્ય બનાવટોમાં તેલ અને આડ પેદાશોનો સમાવેશ થાય છે. તેના મિંજના ભાગોના માપ અને આકારને આધારે વિભાગ પાડેલા છે. જેના પ્રમાણે તેની ઉપયોગિતા જુદી-જુદી જોવા મળે છે. મકાઇ grit એટલે કણી

instant power mix ની બનાવટમાં મકાઇ bread બનાવટમાં, cake ની બનાવટમાં તેમજ excrudent નાસ્તાની બનાવટમાં થાય છે મકાઇ લોટ, pancake mix, babyfood, chocolate, biscuit, ice cream cone, ready to eat bread sandwich binder વગેરેના અંશ ભાગ તરીકે ઉપયોગી છે. આ ઉપરાંત તેનો ઉપયોગ corn, soy milk, અને corn સોયાબીન blend માં થાય છે. મકાઇમાં મુલ્ય વર્ધન- ગુજરાત એના છવ્વીસ લાખ metric ton ઉત્પાદન સાથે ભારતમાં મગફળીનું મોટું ઉત્પાદક છે. જે દેશના કુલ ઉત્પાદનમાં લગભગ સત્યાવીસ ટકા હિસ્સો ધરાવે છે. ગુજરાતમાં મગફળીના પાકનો સરેરાશ ઉતારો વિશ્વના ઉતારા જેટલો છે. મગફળીનો ઉપયોગનો એમાંથી ખાધ્ય તેલ બનાવવામાં થાય છે અને તે કાઢી લિધા પછીના ખોળનો ઉપયોગ પશુ આહાર બનાવવામાં, બનાવવા માટે થાય છે. હાથે ચુંટીને પસંદ કરવામાં આવેલ મગફળી કેટલાક જથ્થાઓની નિકાસ કરવામાં આવે છે. અને એનુ ભારતમાં એક લોકપ્રિય વાનગીના રુપોમાં વહેંચાણ

મગફળીમાંથી સિંગદાણાનું માખણ, ચરબીરહિત સિંગદાણા, શેકેલા સિંગદાણા અને ખારી સિંગ, ખાસ આવરણવાળા coated સિંગદાણા વગેરે જેવી value added બનાવટો બનાવવાની તકો રહેલી છે. રસાયણીક ખતર અને જંતુનાશકના વિના લેવામાં આવેલો મગફળીનો પાક નિકાસ બજારમાં

મગફળીના આ peanut butter, મગફળીનું માખણમાં પુરતી માત્રામાં fat અને protein બંને હોવા ઉપરાંત અન્ય vitamins જેવા કે thiamines અને Niacin પણ મળે છે. જે અન્ય માખણ માં ન હોવાથી નાસ્તામાં bread સાથે peanut butter ખાવાની પ્રથા છે. process

તેમા અન્ય જરુરી vitamins પણ ઉપયોગી-ઉમેરી શકાય છે. મગફળીનું દુધ તથા દહી ઘર આંગણે તૈયાર કરવા માટેની પ્રક્રિયા હોય છે.